તમે પણ અમને ધ્યાન કરી શકો છો કે, આ રીતે અમારો માણસ રજા ઉપર છે તો તમે બે ચાર દિવસ લાતે થાશે.

મેં એની પેલા કેટલીવાર બીજા સાથે વાત કરેલી છે તમારી જ કંપની ના માણસ સાથે વાત કરેલી છે. કોઈ સારો response જ નથી આપતા એ લોકો. એટલે જ મેં આજે તમને phone કર્યો છે કે direct company માં phone કરું તો કદાચ એ લોકો phone ઉપાડે ને એ લોકો કઈ દૈસ ફોન આપે તો હા. આરસ ના table હતું આરસ નું table છે અને white color નું designing table છે એની બદલે એ જે ઉફ white આવે છે આ table અને scratch વધારે છે મારે table બદલાવું જ છે કાને મેં જે ટેબલ પસંદ કીધું વો અવેલુંજ નથી મેં white color નું ટેબલ પસંદ કર્યું તું આ table એવુજ છે round table છે. same profile એના જેવું જ પણ બસ થોડો color ફેર છે. off white આ તમે જો મને table મોકયલું છે ને off white છે. અને જે અમે જોયું ને

એને સાથે બે chair free હતી ત્યારે, બે chair free હતી ત્યારે. તો એક chair આપેલી છે એનો તો cover છે જ નઈ ત્યાં તો cover ચઢાવેલું હતું, અત્યારે કેમ નથી આવેલું એના સાથે cover મને table જ બદલાવું છે હું કઈ કહું તમને મારે table બદલાવું છે મેં white color નું ન્યાં જોયું હતું. તમે મને off color મોકલું છે.

અહીં થી અમે બધું check કરીને જ મોકલાયવુ હોય તો એવાત હું તમારી સમજી શકું છું proper parking માં જ હતું અને fridge તો હજી packing માં જ છે. બસ એક ખાલી અમે ઉપર થી ખોયલું અને એમાંથી જ અમે wire ને એ બધું જોયું તો wire damage છે. fridge તો હજી box એમનેમ જ પયડું છે કેમ કે એવડું મોટું box તો અમે ખોલી શકવાના છીએ નઈ જાત ના એ વાત તમારી બરાબર છે. ના એ વાત તમારી બરાબર છે. બસ મને જલ્દી થી જલ્દી મારુ center table લાવી આપો અને fridge ચાલુ કરી આપો તો ત મારા કોઈ પણ માણસ ને મોકલો.

Hi અમ હા તો આજે આપણે વિષય લઈશું કે જુદા જુદા જાતના જાતના સમાચારો જેમ કે આપણે કેવા જઇયે તો different types of news

આજ કાલના જે TV પર સમાચારો આવે છે અને તે તો social media પર સમાચારો આવે છે તમને શું લાગે છે? કેવા આવે છે?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 પછી દોડધામ વાળી જીંદગી માં માણસને છાપાનો time નથી મળતો તો પોતે whatsapp through દ્વારા સમાચાર વાંચી શકે છે. બીજું છે કે જે નાની નાની app છે app ના દ્વારા સમાચાર જાણી શકે છે. પણ એ સમાચાર માણસના માટે કેવા છે કેવા નહિ એ એના પર depend કરે છે. જેમ કે અત્યારે જ સમાચારમા જોવા જઇયે તો સમાચાર એટલા બધા છે કે અફવા ભરેલા પણ સમાચારો આવશે, કે ભાઈ આજે આમ થયું.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 પોતે એ સમાચાર forward કરતા કરતા કરતા કરતા એને પછી છેલ્લે ખબર પડે છે કે ભાઈ આ સમાચાર તો ખોટા હતા. તો હું એવું માનું છું કે સમાચાર ભરેલી દુનિયામાં વ્યક્તિને જેટલી સાચી રીતે જ્ઞાન મળશે એમાં ખોટી રીતે અફવાઓથી વધારે અમ સમાચાર માંગી પોતે આગળ વધે છે.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 એના કરતા લોકોને વધારે રસ છે કે આ વ્યક્તિ આ આહીયા ગઈ છે તો negativity ફેલાવા માટે ગઈ છે. તે એના વિશે ખોટી રીતે છાપશે.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 તો હું એવું માનું છું કે સમાચારમાં જેટલું સારું પણ બતાવે છે એના કરતા ખરાબ છાપ પાડે છે ઈ પણ એક સમાચાર જ છે. જેમ કે crime petrol છે. તમે જે જુઓ છો. તેના વિશે સમાચારો આવતા હોય છે. તો એમાં એક માણસ તામસી મગજને લઈને વધારે એના પર ખરાબ અસર કરે છે. કે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 સાચી વાત. અને મારું પણ માનવું એવું છે કે પહેલાનો જમાનો એવો હતો કે જી

પણ અત્યારે લોકોને શું બસ કમાણીની જ પડી છે. અને અત્યારનો યુગ તો છાપાંનો હવે બોઉ રહ્યો જ નથી. social media જો કે facebook, instagram જેવી વસ્તુઓ આવી ગઈ છે. એમાં શું હોય? તો કે એમાં આપણા તમારા મારા જેવા જ લોકો કોઈ પણ video બનાવીને કોઈ પણ છાપી નાંખે છે. કે લ્યો ભઈ આ અઇયાં આપણને ખબર ની. તો આપણે તો બસ એવું જ થયું કે આને આટલા likes મળે, આટલા comments મળે. તો ભાઈ આ સાચી જ વાત હશે.

એમની સરકારની ખુદની website છે. કે જે થી ખરાબ ખોટી-ખોટી વાતો નીકળે જ નઈ. અને અત્યારના લોકો ને શું કે ખ negativity એટલે બોઉ જ ખરાબ વાતો ગમે જ છે. મતલબ કે જ્યાં જોય ત્યાં જે company હોઈ એમને તો એવું કે બસ આ ખરાબ news નાખી દો. તો ભાઈ બધા લોકો જોશે. આપણને TRP આપશે. ને આપણી કમાણી થશે. પણ આપણને એવું ની લાગતું કે ભાઈ આ ખરાબ news છે તો આપણે શું આપવું જોઈએ? કે ભાઈ આ ઓલા સાથે ગઈ. આણે suicide કર્યું, કે આને આના આ ધંધામાં lose થયું, કે ભાઈ આજનું આ market down થઇ ગયું છે. પણ આપણે એમને બસ કે આપણે શું? આપણે એવા રીતે ઓળખાય ગયા છે કે ભાઈ બધા negative કે ખરાબ વાતો જ સાંભળે છે સમાચાર. તો આપણે પણ બધા ખરાબ સમાચારો જ જોઈએ છે. આપણને કોઈને દિમાગમાં એવું લાગતું જ નથી ભાઈ આ ખરાબ સમાચાર શું આપણા માનસીક ઉપર શું તણાવ નાંખે છે. આપણા જીવનમાં કોઈ એવો પ્રભાવ પડાવે છે કે જેથી આપનો રહેણી ખરાબ થાય છે.

તો ભાઈ શું કરે છે કે અત્યારે સમાચારમાં પારીવારિક હત્યાઓ બતાવે. રાશિ ફળ બતાવે. અમુક માણસો પોતાની જિંદગીનું ભવિષ્ય તે છે ને રાશિ ઉપર નિર્ભર કરે. રાશિમાં એવું બતાવે ભાઈ આજનો દિવસ તમારા માટે ખરાબ હશે. તો તો જો એના જીવનમાં માણસ નું સારું થતું હશે ને અને કઈ કામ ખરાબ થયું હશે ને તો આમ કહેશે કે ના ભઈ હો આજે છાપાંમાં already આઈ ગયું કે મારો દિવસ ખરાબ જશે. પણ શું કામ તમે કોક ના પર નિર્ભર રહો છો? હા? ભવિષ્યનું નસીબ છાપવાં વાળાના હાથમાં હોત તો છાપવાવાળો એ જે નસીબ વાળો હોય, જે ભવિષ્યની રેખા જોતો હોય એ પોતે હોશિયાર ના હોત? એટલે જીવનમાં માણસ શું કરશે કે કે પછી whatsapp ની દુનિયાના સમાચાર જોઈને પોતે realise થાય અત્યારના જમાનામાં જૂઓ. whatsapp માં નવું-નવું એક trend ચાલી રહ્યું છે. ભાઈ આ message તમે દસ જણાને મોકલજો તો તમારું જીવન સારું જશે.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

અરે એટલે જ તો અને તમે જોવા જાઓ તો news આપણે જે news સમાચારો સૌથી વધારે ભડકાવા વાળા ક્યારે જોવા મળે છે, જ્યારે ચૂંટણી આવે છે કાં તો રાજનીતિ માં. કેમ કે આપણને ખબર નથી કે કઈ સરકારે કયામાં કેટલા પૈસા નાંખેલા છે. જોકે જો એ ભાજપ કોંગ્રેસ આપણે ચૂંટણી આવે કે કાં તો ગમે તેવું કઈ વસ્તુ થાય તો આ સરકારે ખોટું કર્યું. ઓલી સરકારે ખોટું કર્યું. પણ આપણને ખબર નથી કે અંદરો અંદર શું વાત ચાલે છે. કાં તો બીજેપી કાં તો ભાજપ સરકારે આમને પૈસા આપેલા છે. કોંગ્રેસ વિશે આવું બોલું? કાં તો કોંગ્રેસ સરકારે આમને ભાજપ વિશે આવું બોલવાના પૈસા આપેલા. કેમ કે આપણને પણ ખબર છે કે અત્યારના કે અત્યારના છાપામાં negativity ખરાબ વાતો જ ભરી રહી છે. અને લોકોને બસ એમ જ કે ભાઈ આ ખોટું કરે છે તો ભાઈ આ સરકારનો જ વાંક છે. તો સરકારને . પણ આપણે એવું વિચારવું જોઈએ કે ભાઈ સરકારનું એકલું વાંક નથી હોતું. આપડે આટલું વિચારવું જ પડે કે ભાઈ આ સમાચાર કેટલા સાચા છે. શું આ વાત ખરેખર સાચી છે કે સરકાર કશું જ કામ નથી કરતી. ખાલી એક આ ખરાબ વસ્તુ થઈ ગઈ એમાં સાચું સરકારનું જ વાંક છે એવું આપણે વિચારવું પડે.

અમ ના. જો પાછું તો તમે બોલ્યા એ એક વાત સાચી વાત છે કે સમાચારના લીધે લોકોને અફવાથી લોકો શું કરે છે? કે ભાઈ આજે એને મને આ રીતના સમાચાર મોકલા છે જે મેં તમને આગળ વાત કરી. પણ ઈ લોકો શું કરશે ખોટી સમાચાર જેટલા ખરાબ છે ને એટલા સાચા સમાચાર ઈ રીતે ના ફેલાય.

ભાઈ લોકો આવી રીત ના ખતા તા આમ થતા હતા એટલે ત્યારના માણસ એટલે covid covid ના લીધે લોકો માણસને જે રીતે જીવન જીવવાની જે માણસની અદ્ભૂત કલા હતી ખરાબ સમાચારના લીધે ભાઈ માણસ ને ના માણસને આમ ન કરાય. ખોટા-ખોટા સમાચારના લીધે માણસ-માણસને એક ઘરમાં દુશ્મન બનાવી દીધો હતો.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 social media ના યુગમાં તમે જોવા જઈએ ને સૌથી વધારે શું હોઈ છે કે હસ્તીઓ જે મોટી-મોટી હસ્તીઓ હોઈ એમના લીધે વધારે વાતો જોઈ છે. કે તમે જોશે કે આ ભઈ આ હસ્તી અહીયાં ગયો, આ મોટો માણસ અહીયાં ગયો. તો બધા જ જોવા લાગશે કે આ મોટો માણસ અહિયા એ ગયો હશે, ત્યાં ગયો હશે. અને આપણે ઈ જોવામાં જોવામાં કેટલાક કલાકો આપડા ઉ આપડા ઉ ક ઉડાય નાંખીયે છે આપણેને જ ખબર નથી પડતી કે આપણા જીવવાના time નું મૂલ્ય શું છે. બસ એમાં જોવામાં જોવામાં અ એ આખી આપડે જોવા જઈએ કે લાવ ભાઈ હેંડો બે મિનિટ આમનો આ news જોઈએ, સમાચાર જોઈએ. પછી ખબર પડે કે બે મિનિટના બે કલાક થઈ ગયા. એટલે અત્યારે આ બઉ જ ખરાબ થઈ ગયું છે અને આમને આમને કશું જ ફર્ક નથ પડતું. આપણા સમયથી કે આપણા જીવનથી. એમને બસ એમ જ છે કે ચલો ભઈ આ નાંખવાથી અમને પૈસા મળશે. કેમ કે ભાઈ આ આ મોટી હસ્તી બઉ એમ પણ ફેલાય રહ્યો છે બધાની વાતમાં તો આના વિશે કંઇક એવું નાંખી દઈએ. તો બધા જોશે. એક વાત સાચી કરી. હવે આપણે જોઈએ તો આપણે જેવા news ચાલુ કર્યે બરોબર? જેમ કે આજતક છે, zeenews છે. તમે ઇ ના ઉપર પેલા અ જે કહેવાય કે અલગ-અલગ લોકોને નેતાઓને બોલાવીને ખબર છે તો ઈ debate કરવાથી એ લોકો કેમ એટલું બધું debate કરે છે તમને એક વાત ખ્યાલ છે?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 એ લોકો એક જ થાળીમાં ખાય છે. પણ એ સમાચાર જોઈને અપડે કેવું રુદ્ર રૂપ ધારણ કરીયે છે. અને આપણા લીધે કેવી રીતે તકલીફ પડે છે ઈ આપણને જ ખબર હોય છે. સમાચાર વાળાનું તો એક જાતનું આનંદ જ હોય છે. સાચી વાત. અને તમે જોઆ જઈશું કે હિન્દુ અને મુસ્લિમ ધર્મ ઉપર બઉ જ ખરાબ અ સમાચારો બની રહ્યા છે. તમે જોવા જાઓ તો આયે બીજા ત્રીજા દિવસે પાછું કૉલેજોમાં જઈને લોકો આવું કરે છે કે ભાઈ હિન્દુ વાળા અઇયાં થી નમાજ પઢે છે, આ કરે છે. પણ સાચું આપણને નઈ ખબર કે ભાઈ આ ખાલી ભડકાવા માટે આપડને આવી news ઓ બનાવે છે. તમે જોશો કે સમાચાર અંદર, news channel ની અંદર તમે ત્યાં તમે હમણાં office એ જશો તો બધા જ બેઠા હશે. એક side અઇયાં બધાં મુસલમાનો બેઠા હશે. એક side અઇયાં બધા હિન્દુઓ હશે. કે ભાઈ કહેશે કે આ રામ રામ મંદિર છે, આ મસ્જિદ છે. એના ઉપર આખી જિન્દગી ઉપર આ વાત નેકાળી દે છે. વાત મારે કહેવાની મતલબ ઈ છે કે લોકો અંદરો અંદર ના ઝગડા શું કામ તમે એવી રીતના કરો છો? ખબર છે કે આ ઓ ભારત જેવા દેશમાં બધા ધર્મોમાં આપડે સાથે રહીયે છે. તો એક જ ધર્મના સાથે રઈને કામ કરો ને. એક જ તો માત્ર એમનું કામ છે. એ લોકોની કઈ રીતના ઝગડીને કઈ રીતનું viewers વધારવા, likes વધારવી, કઈ રીતના લોકોને અફવા ફેલાવવી એ એમનું કામ છે. સાચા સમાચાર તો મને ખબર છે કે દૂરદર્શન ઉપર જ આવતા. કે જે સચોટ અને સરળ અને સાદી ભાષામાં સમાચારો હતા. અત્યારના સમાચારો બતાવે છે. હું એવુંય નથી કહેતી કે અત્યારના સમાચારોમાં સત્યતા નથી.

અને લોકો ઝગડા કઈ રીતના કરે ઈ બતાવે છે. હમ સાચી વાત છે. અને કોઈક એવું બહારના દેશની કે અંદરો અંદર એવી કંઈક problem થઈ હોઈ શકે, મુ મુશ્કેલી આવી હોઈ છે કે બઉ મોટી બની જાય કેમ કે તમારો રાજનીતિ તો બધા જ સમાચારમાં એનું જ બતાશે અને આપડે ગમે ત્યારે હું ચાલુ કરું છું સમાચાર તો એમાં એજ બતાવે કે આણે-આણે suicide કર્યું, આણે એના બાળકનું મૃત્યુ કર્યું, આણે આના શરીરના ટુકડા કરી નાંખ્યા અને નદીમાં ફેંકી માર્યા.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 Yaa definitely સાચી વાત છે કે એના લીધે વધારે તકલીફ પડે છે. અને હિન્દુ-મુસલમાન ઉપર અત્યારે એટલા તમે જુઓ સમાચાર તો તમે ત્રણ માંથી એક સમાચાર એવું મળી જ જશે કે એમાં કઈ કંઈકના કંઈક હિન્દુ મુસલમાન વચ્ચે એવું ચાલશે જ.

અને આજે મારુ માનવું એમ છે કે અત્યારના જમાનામાં સમાચાર ઓછા સમાચારોની અંદર advertise ઓ બઉ વધારે બતાવે છે. કેમ કે વધારે તો ખાલી advertise ના હિસાબે જે કમાણી કરે છે અત્યારે લોકો. એ સૌથી વધારે કરે છે. અને સમાચાર તો કઈ હોતા જ નથી. નામના જ હોય છે. પંદર minute ના સમાચારમાં દશ પાંચ અ પાંચ મિનિટની તો advertise જ હોઈ છે.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

તો મારુ તો માનવું એમ જ છે કે અત્યારે સમાચારો બઉ જ ઓછા જોવા મળે છે. ખુબ જ સરસ હોય છે. હા ઘણી એવી website ઓ છે કે જે આવા ખરાબ સમાચારો હતાય ને સારા સમાચારો જે માણસે કંઈક સારું પ્રાપ્ત કર્યું એના જીવનમાં. કંઈક સફળતા પ્રાપ્ત કરી હોઈ. કે એવું કંઈક એના જીવનમાં એવું કામ કર્યું હોઈ એના વિશે તમે સમાચાર નાંખો ને તો લોકોના ઉપર બઉ જ સારો પ્રભાવ પડે. લોકો શીખે કે ખાસ કરી નાના યુવકો કે જે લોકો નાના બાળકો છે ઈ સમાચાર તો શું જોએ? કે ભાઈ આ હિન્દુ ધર્મના છે તો મોટા મોટા થશે એમની ઉંમર જયારે થશે, યુવા અવસ્થામાં આવશે ત્યારે એમના ઉપર કેવી પ્રભાવ પડશે? કે ભાઈ આ હિન્દુ છે, આ મુસ્લિમ છે. મારે આના જોડે આમ વાત ના થાઈ. આ શીખ છે, આ પારસી છે. મારે આના જોડે વાત ના કરાય. હા. અત્યારથી ઈ લોકા ને એવું થઈ જાય કે ભાઈ અત્યારથી એવા સંસ્કાર જે પડી જાય છે. અને જે શીખડાવામાં નથી પડતા એમનામાં એવું જ્ઞાન સંચરણ કરવામાં આવે છે. એ પહેલેથી જ એવુ પ્રાપ્ત કરી લેશે કે ભાઈ આ સમાચારમાં આવી રીતના બતાવ્યું છે અને આપડે આવી રીતનું કરવાનું છે.

તો ઊંચો અવાજથી વાતો કરતા હશે. જોર-જોરથી. એકદમ કહેવાય ને તમારું ego હોઈ છે. આ ગુસ્સેથી વાતો કરે. તો નાના છોકરા ઉપર એમનો જ પ્રભાવ પડે કે ભાઈ આવી રીતે વાત કરે છે ચાલો તો હું school માં આવી રીતે વાત કરીશ. જ્યારે teacher ઉભા કરે પ્રશ્ન માટે.

અમ સાચી વાત. સમાચાર જેટલું જ સારું છે એટલું પણ બઉ ખરાબ. આધુનિક અમ જોવા જઈએ તો અત્યારે ઘણું બધું એવું થતું હોઈ છે કે જે સમાચારમાં આપડે વાંચી પણ નથી શકતા. આત્યારે એનું પણ બઉ દુરુપયોગ બતાવે છે સમાચારમાં. જે કરીને ખાસ કરીને સત્ય હકીકત કરતા મને એવું લાગે છે કે વધારે મરી-મસાલા અંદર ઉમેરેલા હોઈ છે. હા હા. એ તો તમારી સાચી જ વાત છે. મસાલા-મરી add વધુ

આ સમાચાર ખોટા છે. આ સાચા નથી. બધા દિવસે દિવસે હું એમનું account જોઉં છું કે એ લોક નાંખી જ રહ્યા છે કે એટલી ખરાબ ખોટી-ખોટી વાતો ફેલાય રહી છે કે સરકારે આ નિયમ નીતિ . ઓલો નિયમ નીતિ પછી સરકાર જ કહીદે કે ભાઈ આ ખોટું છે આ સાચું છે. કૃપા કરીને કોઈ પણ ફ ખોટી ફેલાવામાં

ઈ સમાચારોને તમારે બઉ વધારે માન્યતા આપવી નહીં. પણ લોકોને

સરકારના પણ સમાચાર જોતા નથી અને પોતાનું જીવન પણ બગાડે છે. ખાસ કરીને જ ખોટા સમાચારો ને અફવા ફેલાવીને પણ વધારે સમાચારને આગળ વ્યતિત કરતી જોવા મળે છે. હમમ વાંધો નઈ પાર્થ વાત બહુજ સારી લાગી આપ education ના નામે પણ વાત કરીને તમારો

એલા તે હમણાં નવું laptop લીધું ને?

મારે તો usage આ બધુ office નું કામ ને college નું કામ ને એ બધુ આપણે game મા તો interest છે નહીં બહુ તોય પછી આગડ એતો જેમ જેમ જોઈતા જઈશું એમ એમ નક્કી થતું જશે કે કયું લેવું છે.

budget તો પચાસ હજાર ઉપર છે, પચાસ થી સાઈઠ હજારના વચ્ચે છે. હા એ તો છે MSI નું અમ MSI નું મે જોયું હતું. મારા એક cousin એ લીધું છે. એમા એ વાપરી એ ખરું ને ગમ્યું સરસ છે એમ

બરાબર છે અને આમાં graphic card ને processor એમાં બધા અલગ અલગમાં શું હોય છે? મારે મારે laptop માં જે અત્યારે મારુ જે જૂનું છે ને જે મે latest લીધું હતું એ વખતે બાકી સાત આઠ વર્ષ પેહલા એ વખતે intel i five કદાચ seventh generation

હા પાછું windows eleven generation પણ આવ્યું ને મારે laptop માં મારા laptop માં windows eleven તો નખાવ્યું છે કેમ કે windows ten માં બહુ performance નહીં આપતું આના લીધે આ HDD જોઈએ ને HDD છે ને હા એ અલગ થી રાખવાની તો પછી લઈએ તો પછી આખું SSD ના જ લઈએ આખે આખું એક TB કે પાંચ સો બાર GB

RAM માં પછી તો છેક બત્રીસ ચૌસઠ GB ram સુધી ની RAM હોય છે પણ એ તો પેહલા PC માં આવતું હોય છે એટલી મોટી RAM તો

પછી જે લોકો છે ને આ કામ માટે work from home વાળા હોય ને એ લોકો માટે PC build કરાવું બહુ સસ્તું પડે

અત્યારે તો અત્યારે તો ખાલી સામાન્ય જ છે budget બહુ નહીં પણ પણ આગડ જઈને પછી plan બને કે ચાલો ક્યાંક બહાર settle થવું છે એના માટે તો પછી ત્યાં તો પછી macbook જ લઇશ કેમ કે આપણે apple જેવુ performance તો ક્યાંય ના મળે હા એના માટે macbook બહુ સરસ

હા company ઓ તો બહુ છે.

એ બહુ થઈ ગયું Asus નું વચ્ચે કયું ચાલ્યું તો બહુ પી ઉપરથી કઈક હતું. Asus નું કઈક પી ઉપરથી હતું. Alienware laptop માં laptop માં HP dell અને lenovo ના સારા આવે છે. હા એટલે dell lenovo ના અને apple ના તો આમના જે service station છે. હા એ તો પછી જઈશું ચલ ને હવે હું નક્કી કરી પછી ફરી તને call કરીશ

હા તો વાંધો નહીં હા આપડે બંને જોડે જઈશું હા વિશાલ

હકીકત તો એ છે ક ફરિયાદ કરનાર ની સાથે કોઈ ક્યારેક ને ક્યારેક તો આપણે બધા જ ફરિયાદ કરતાં જ હોઈએ છીએ. અગત્ય નું એ છે ક તમે કેટલી વખત ફરિયાદ કરો છો. જો તમને એવું થતું હોય ક્યાંક તમે વધુ પડતી ફરિયાદ તો નથી કરતાને તો તમારા મિત્રો ને કે સગા સંબંધીઓ ને જુઓ તમે હું જ્યારે ફરિયાદ ની વાત કરું છું ત્યારે તમે કેટલીક વખત કોઈક problem solve કરવા માટે તેની કરતા હો કરતા હો અને તે અને એટલું constructive છે અને બહુ પ્રસંસીયા છે તમારા જીવનની સાથે ની સફળતા ની વાત તમે તમારા મિત્રો કે સગા સંબંધી ને કેટ હો તેનું જેને આપણે બધા એકબીજાને ત્યાં આપણે અનુકૂળ સગા અને માઠા બને સરખાજ હોય છીએ જે ફરયાદ હો કરવો હોય ત્યાં પણ નુખસાન થાયજ છે એમાં થોડા ઉધારણ આપના લોકો માં એક એવી આદત છે કે જેની હોય એની પોતાની બિમારી જવા દોને આ~આ પેટના ધુખાવતી કેટલા વર્ષો થી દવા કરું છું મટતું જ નથી. તેવી વાતો તો તમે પણ સાંભળી જ હશે. કેટલાક તો વળી ખૂબ ઊંડાણ થી તેમની બિમારી નું ખૂબ વર્ણન કરે છે

હવે તમને પેટ માં ખૂબ દુખતું હોય તો હું શું કરી શકું? બઉ બઉ તો સહાનુભૂતિ કરી સકું ક કોઈ દવા લેવાનું સૂચન કરી શકું. આવી કોઈ દવા લેવી કે ડોક્ટર પાસે જવું ક પછી લાંબા સમય થી હોય તો ટેસ્ટ કારવવા આ બધુ કરવાનું તો તમારે જ છે તો પછી કહીને શું ફાયદો? મારા કેવાથી તમારુ દુખ ઓછું થતું નથી ઉપરથી તમે વારે વારે લોકો ને કી ને તમે અને ઓછું મટતું બનાવો છો એને તમે એને~એને વધારે બધા લોકોને મૂળ બગાડો છો પરિણામે એ લોકો જોકે તમારી સાભિત રૂપ છે પોતાનેજ પોતાની દયા ખાનાર વ્યક્તિ પડે છે બિમારી વિષે ની ફરિયાદ ને વાત આવે હવે આમરી ફરિયાદ ને વચ્ચે થી જ કાઢી નાખવાની કાપી કાળશે તમને તમને લાગતું હોય આ વાત ક તમે હજુ સુધી કરી હોય તો તમારા મિત્ર કહીક કહે છે રી નથી ડોક્ટર એ કહ્યું હતું મને થોડો તાવ કોઈ બીજાને પગ કે પેટનો દુખાવો થાય આપે છે ને થોડીક શરુ કરે છે ફરિયાદ કરનારો હોય છે તેમની તેમના તકલીફો ને હંમેશા મોટી હોય છે ફરિયાદ નો બીજો favourite વિષય હોય છે જેવો વરસાદ પડતો હોવાનો ન સારું થાય તે કેટલાક લોકો કહેવા માંગે છે અને આવર્ષદ સારું તમારે માટે client છે અથવા ઉનાળા માં આ ગરમી એ તો ભારે થાય હવે અહીં રહેવુંજ નથી અને તેમને બન્નેઓ ને જાણીએ જ છીએ એજ રીતે શિયાળામાં બરાબર ઠંડી પણ પાડવીજ જોયિયે કુદરતમાં આ લાગે છે આપણે હવે દૂર થયી જાય જયારે તેના સસ્તા પણ છે તો પછી ફરિયાદ શા માટે વાદે વાદે ફરિયાદ હોયજ નહિ તે બાબતો પર આપણો કાબુ નથી તેના વિષય શબ્દો અને સત્ય નો કેટલાક લોકો સાવ સામાન્ય બાબતો માં ફરિયાદ કરવાની ટેવ હોય છે પેલો આટલે ફરકતો પણ નથી પણ મારા જેવો મોટી કેબીન આપી છે આપણા જીવન માં એવો પડતો જાણતા હોય છે કે આવી~આવી નાની નાની બાબતો માં ના રહી શકાય છતાં છતાં તમે આવી~આવી સામાન્ય લોકોને બિનજરૂરી મહત્વ આપો છો ત્યારે તમારા દિવસે એક બિલ્કુલ પાસ્ટ થાયી જાય છે કે તે ખરે ખર problem હવે છે નું પેલું લેવા માટે ભાગ્યજ કૈક કેટલાક~કેટલાક વર્ષો પેલા ફરી મને મળ્યું ઘણા કારણો હતા પરંતુ